દોડસો જેવા એક class માં હતા એની જગ્યાએ નીચે નીચે પડતું પડતું છેલ્લે અમે પંદર વધ્યા. ને અમારા પછી જે વિદ્યાર્થીઓ આઇવા પેલા વરસમાં એતો આમ શું કેવાય

પણ ઠીક છે કે પંદર જન હતા બધા લડતા જગાડતા ઓછા જગડા નથી થયા સાચું કૌ ને તો. એક બે વરસમાં અમે બૌ જગાડ્યા છીએ પણ તો બી એમ થાય કે એક જ collge માં છીએ છેલ્લે ભેગા થઇ જ જાય. એટલું સારું હતું. બરાબર છે તમે collage વખતે ક્યાં ર્ય છો? મતલબ hostel માં રહ્યા છો કે સગાને ત્યાં રહ્યા છો કે પછી બીજે ક્યાંય એવી રીતે ના હૂતો આપડે અમદાવાદમાં પ્રખ્યાત ગયું છે પીજી કૈયે કે room રાખીને રિયે એ રીતે હૂતો રાઈ છું. અમદાવાદથી up down કરતી કાલોલથી કાલોલ. અચ્છા. હા. ના હું પણ એવી જ રીતે રાઈ છું અને હું સૌ પ્રથમ જ્યાં રેતી તી ને તો ઈ એવા aria માં હતું. હૂતો અજાણી હતી અમદાવાદમાં તો મારે એવું કોઈ ઓળખાણ માં પણ કોઈ નતું. કે ચાલો મારી કોઈ સાથે હોય કે school માં થી કોઈ મિત્ર હોય મારી કોઈ બેનપણી હોય એ સાથે હોય. તો હું જ હતી તે જગ્યાએ. અને માણસો પણ મારા માટે નવા હતા. પણ ત્યારે બઉ મજા આવી. કારણકે હું પણપીજી માં રેતી ટી હું જે પીજીમાં રેતી તી ને ત્યાં મારા room માં અમે ત્રણ છોકરીઓ જ હતી. તો ઈ અમે ઈ ટ્રે જણા બે જણા મારા માટે અજાણ્યા હતા પણ કેવાય ને કે એવા અજાણ્યા લોકો તમારી સાથે રેને પછી તમને મજા આવે ને પછી તો તમારા મિત્ર બની જાય ગાઢ મિત્ર બની જાય. ને પછી તો થોડોક તો વિચારો કે તમારા મિત્ર નાઈ પણ બની ગયો. તો એવું જ હતું ખુબ મજા આવતી. તો અમે ખુબ જલસા પણ કાર્ય છે ને ને ખુબ તોફાન પણ કાર્ય છે. હા ઈ વાત બરાબર. મારે પણ એવું જ હતું મારા room માં મારી city થી જ આવેલી હતી છોકરી જોકે અમે ઓળખતા નઈ એકબીજાને પણ એક જ હોય એટલે થઇ જાય કે ના ભાઈ કોક આવી ગયું એમ શું કેવાય હાશકારો થઇ જાય કે ચાલો છે કોઈ આપણું. અને બીજા એક દીદી હતા એમની ઉમર બૌ વધુ હતી. બીજી જે છોકરી હતી જે મારા એમની તો મારા જ ઉંમરની હતી અમે બે સરખા. પણ આ જે દીદી હતા એ ઓગણત્રીસ વરસના હતા. પણ તો બી કેવું કે એવું ના લાગે કે તો તોફાન નઇ કરવાં કે મસ્તી નઈ કરવાન અમર ત્રણેયનો સંપ એવો ગયો તો કે. એ દીદી સાથે જગડા બૌ થયા છે. એમાં ના નઈ પણ તોપણ છેલ્લે ક્યાંક જવાનું હોયને તો સાથે જ જવાનું કે હાલો હોય કે કાંઈ બી. એ સારું હતું ભલે કોલેજ અમારી અલગ હતી એ જે છોકરી હતી એની પણ એવું એવું બી નથી થયું કે અમે એક જ collage માં હોટ તો સારું છે કે હા તે. અમે જીવનશૈલીઓ પણ અલગ હતા. પણ જયારે room માં આવીયે ને ત્યારે પરિવારના લોકો હોય આમ ભલે તમે કામ કરીયે પણ જયારે રૂમ માં આવો એટલે એક સાથે માણસોને એમ થાય એક હાશકારો મળી જાય કે છે આપણું કોઈ ઘરે જઈને વાંધો નઈ હશે કોક આપણુંફિકર કરવાવાળું કે ધ્યાન રાખશે આપણું એ બી બૌ સારું હતું મારે જે flat માં છોકરીઓ હતી બાકી બધી જે એ બી ગુજરાતી જ હતી. એટલે આપડે એવું કાંઈ ના થાય કે બીજે કાઇથી આવ્યા હોય ને તો એટલે સરળતાથી શકીયે. પણ આયાતો flat જ ગુજરાતી વાળો હતો તો બૌ ધમપછાડા કાર્ય છે. રાત્રે ચીસો પાડવી ને collage થી બધાના દરવાજા ખટખટાવા. આવું બધું બૌ કર્યું. ના એ વસ્તુ તો છે જયારે

તમે જાણતા નઈ અજાણ્યા હતા પણ ફક્ત ઈ વાત તમને ખબર પડી ગઈ કે એ તમારા ગામની છે તો તમે અલગ જ એ વસ્તુથી આમ લગાવ થઇ જાય કે ના ભાઈ આની સાથે તો પેલા સબંધ સારો થવો જોઈએ. બીજું તો બધું ઠીક છે. સારું હતું જોકે છોકરી નઈ કે આમ કેવું રે. કે શું આમ આપડી જોડે વાત ના કરે ને એવું બધું ત્યારે છોકરી બોલવાનું હતું પણ નઈ નવી હતી મારી ખ્યાલથી એટલે પણ પછી તો વાંધો ના આવ્યો ને એની સાથે તો બૌ એવું રાત્રે એમ પછી એના મોઢા ઉપર મેકઅપ કરી દઈએ એના નિંદ્રા એટલી ગાઢ હતી ને કે ખબર જ ના પડે એના પર બ્લેન્કેટ નાખી દઈએ વોચ પેરાવી દઈએ એના કપાળ પર ઘડિયાળ મજા આવતી એ છોકરી સારી હતી એમ પણ બોલતી બૌ ઓછી હતી એ વાંધો હતો. અને કંજૂસ બાપરે બૌ કંજૂસ હતી. તમે માનસો નઈ. તમે ના એવું ખરાબ ના કાઈ શકાય. બધાના પોત પોતાના મંતવ્ય હોય. હવે બધાનો હાથ તો છૂટો ના હોય. પણ મારે એ કામ લાગ્યું. કારણકે મારો હાથ બૌ છૂટો હતોને તો બૌ શીખવા મળ્યું એની પાસેથી. એ કંજુસાઈ થઇ ગયું છે. ખરાબ વસ્તુ તો પણ ઘણી વાર એવું થતું હશે. સારું પણ છે કે તમને ખ્યાલ પડે. વસ્તુની જે અહીમીયત થાયને એ આવું કોક કંજૂસ હોવું જ જોઈએ. કે તમને પકડી રાખે કે ભાઈ હવે રાખ આનાથી હવે વધારે આપડે નથી ખરચવા. અને જ્યાં જોવા જઇયે ત્યાં મારા કોલેજના બધા મિત્રો આમિર હતા. તો એ લોકોને એટલો વાંધો નઈ આવતો ખર્ચો કરવામાં. એમ કઈ લેવું હોય જાઉં હૉય બૌ સરળતાથી નીકળી જતા પણ અમારે વિચારવું પડે.

બાકી તો એતો ખુબ મસ્તીખોર હતી. અને આમ બાળક જેવી હતી. મજા આવે એની સાથે. કે આમ

કરી પણ મજા આવતી. કે અમે રમતો પણ કરતા અમે નાચતા ગાતા બહાર ફરવા જાતા અને અમારી બેને વચ્ચે એવું કાંઈ નતું મારે જયારે તે મિત્રો હતા. તો હું એટલી મારુ એની સાથે એટલું સારું બનતું કે મને ખબર હતી કે એને હું મારા મિત્રોથી મેળવી શકું તો લઘભગ ત્યારે એવું હતું કે ત્યારે જે મારા મિત્રો હતા એને એ મળી જ ચુકી હતી. અને એના પછી પણ અઅઅ છેલ્લા ચાર વરસથી સાથે જ છે. હા એવું બન્યું છે કે અમે બંને એ પણ ખુબ જગડા કર્યા છીએ. અને કેમ કે એ બાળક જેમ રિસાઈ પણ જાતિ હતી. તો એને પાછું. પણ બે છોકરીઓ ભેગી થાય એટલે વાસણ ખખડવાના છે એવું થઇ જાય. ના એ વસ્તુ પણ સાચી છે. હા તો માજા આવતી. હજી વિચાર એવો જ છે કે અઅ અમે કોશિશ કરતા જ હોઈએ કે ગમે તે થાય તો અમે સાથે રેવા જઇયે. રેવા ના જઇયે તો કાંઈ નઈ એકાદ દિવસ કે થોડાક દિવસ ક્યાંક જઇયે. જોકે એમાં એવું જ થાય કે ઈ ફરવા જવાનો એવો કોઈ એવી રીતે કાર્યક્રમ તૈયાર કરે ને હું ના પાડી દઉં. કે ના ભાઈ મરાઠી નઈ આવે. મારે પણ આ જ આવી રીતે થતું. મારી જે હતી friend જયારે કૌ કે મારે જાઉં છે ક્યાંક તો આગળ વર્ષે મનાલી ગઈ ને આગળ વર્ષે ગોવા ગઈ. બૌ કીધું એને આવાનું પણ આવા કંજુસાઈ આવી જગ્યાએ બૌ નડે. બાકી વાંધો ના આવે. ક્યાંક જાઉં હોય એટલે ના આવે તરત. ના એટલું સાંભળી લીધું છે ને હવે કોક ના પડે એટલે એવું થાય કે બે ત્રણ ઝાપટ મારી દેવી જોઈએ એટલે આદત પડી જાવી જોઈએ ને એટલે જીવનમાં વાંધો ના પડે. ના પડે તમે જોજો કોક દિવસ બૌ ના ના આવે તમને પછી એમ થાય કે માણસ ને ઓલું કેને કે લઈને નીકળી જાઉં છે. માથાકૂટ જ નઈ ત્યાં જઈને શું કરી લેશે. તો એ વિચાર્યું છે કે બીજી વાર જ્યાં પણ ફરવા જાઉં હોય ને એના મોઢામાં બાંધીને આગળ આંખે પાટો બાંધીને લઇ જાવી છે. માથાકૂટ જ નઈ. તમારી વાત પરથી લાગે છે કે તમે હરવા ફરવાના ખુબ શોખીન છો. બૌ શોખીન છું મેં gollage માં પણ બાકી નથી રાખ્યું ફરવામાં તો. મારા મિત્રો પણ બધા એવા હતા એટલે અમદાવાદ આમ પેલેથી હું બૌ જાતિ એટલે એવું નતું કે એકદમ પણ તોપણ જેટલી વસ્તુ અમે આ બધા મિત્રો નીકળ્યા છીએ અમે room માંથી જાતા. બૌ ફર્યા એમ. એક વરસમાં તો અમે લઘભગ પાંચથી છ વરસનો કોટો પૂરો કરી લઈને એટલું ફર્યા છીએ. specialy દાળવડા ખાવા દસેક કિલોમીટર દૂર જઇયે. સવારમાં મને પેલું માખણ ને bred બૌ ભાવતી તો એ ખાવા નીકળીએ. કે ક્યારેક તો એવું થાય કે સાંજે ય જાતા તો રાત્રે નાસ્તા માં પણ ચાલતું. અમારી જે બેન હતા બનાવા વાળા એ હવે બૌ તીખું ને એવું બનાવતા અને અમે લોકો એટલું તીખું ખાઈ ના શકતા ત્યારે આદત નતી અમારા ઘરમાં આમ મોલુને એવું હોય એટલે ઈ માખણ ને bred બૌ હાલતી ત્યારે તો. ઘરની બાજુમાં જ હતું તો સાંજે સવારે જયારે મજા આવે નીકળી જવાનું. હા એ વસ્તુ છે જયારે તમે ઘણી બહાર રહેતા હોય તએટલે તમને થોડી મુશ્કિલ પડવાનું છે પણ આપડે ઈ પરિસ્થિતિથી કેવી રીતે નીકળીએ છીએ કે એ પરીસ્થીમાં કેવી રીતે જીવીયે છીએ. ઈ કદાચ વધારે મહત્વનું હોય છે. પણ ખુબ સાચી વાત છે તમારી કે આવી રીતે જયારે બારે રેતા હોઈએ ને કોક મિત્રો સાથે હોય તો હળવા ફરવાનું પણ વધી જાય. અને એમાં જ મજા છે. એકલું એકલું ક્યાં ફરવા જાસુ કેટલું ફરવા જાસુ એના કરતા કોઈ મિત્ર સાથે હોય અથવા તો તમે અઅ

હોવું જીવનમાં કેટલું જરૂરી છે. ફરવું કેટલું જરૂરી છે. પણ મજા આવતી આપડે મળીયે ચોક્કસ પછી ક્યારેક ચોક્કસ ચોક્કસ. સારું આવજો. આવજો.

ના ના Sir એવું કઈ નથી કે મારે કઈ Project બનાવો છે કે એવું કઈ વાત નથી મારે તમારી પાસેથી Product ખરીદવી છે and પછી મારે sell કરવું છે. મારે તમારી Company સાથે જોડાણ કરવું છે. તો એ માટે થોડીક માહિતી મારે જોઈતી હતી. હા sir હા sir એટલે મે સાંભળેલું છે તમારી Company વિશે અને મારે તમારી Company માંથી Product ખરીદીને પછી એ sell કરવું છે તો એ વિશેની મારે માહિતી જોઈતી હતી. તો હું sir મારે કરવું છે તો Retail જ પણ તેમાં કઈ કઈ products હોય તમે આપો છો કેવી રીતે અમારું ફાયદાનો ગાળો હોય છે? એ વિશે જરા જણાવશો?

તો એમા કઈ કઈ રીતની variety ને એ બધુ હોય છે કે કેવી રીત ના કાપડ material હોય છે તમે કેવી રીતના package આપો છો એ વિશે જરા જણાવો ને અ sir હું જ્યાં રહું છું ત્યાં હું local area માં રહું છું. local area મા જ મારે ઘરાકી વધારે હોય છે ને હું ત્યાં જ business કરવા માંગુ છું.

અમ હા sir હું city નું જ તમને કહું છું. city મા જ રહું છું. પણ હું જ્યાં રહું છું ત્યાંનું public medium છે અને મધ્યમ વર્ગ નું છે. બહુ high level નું નથી એટલે અ low level ની વસ્તુ જેમકે medium price હોય તો એ રીતની જો વસ્તુ ત્યાં વહેંચું ને તો વધારે sell થાય એવું છે.

હા sir હા કઈ વાંધો નહિ અને હું city નું જ public આવે છે અહિયાં એમ તો મારી પાસે.

અમ sir એનું material, sir એનું material બધામાં અચ્છા એટલે એ બેયની range કેટલી હોય છે? કેટલા ટકા cotton હોય અને કેટલા ટકા febric?

એટલે sir એક towel નું તમે કહો છો ને?

okay sir એટલે અમારે એક સાથે વીસ towel નું package લેવાનું ને? હમ એટલે બધાનું અલગ અલગ package આવતું હશે ને? કે એક package માં જ બધી size કે એવું આવે છે?

અ Sorry sir, sorry sir તમારો અવાજ થોડો cut થાય છે શું કીધું તમે? હમ okay હા તો હા તો sir તમે કીધું કે એક package માં વીસ આવે એક જ size ના વીસ આવે છે અલગ અલગ size ના આવે છે?

અચ્છા okay એટલે એક package ની અંદર different colour પણ આવી જાય અને size same રહે પણ colour different આવી જાય એવી રીત ના ને? અને design પણ same

હા હા sir હા સમજાઈ ગયું.

અચ્છા. sir એનું શું package છે તમારી પાસે?

okay અચ્છા. તો એ સકવું પડે કેમ કે એક જ design ના colour હોય તો અડધા colour એવા હોય કે જે જડપથી વેહચાઈ જાય અને અડધા colour એવા હોય કે કોઈ ના લે પડ્યા રહે એના કરતાં different colour and different design જો મળતી હોય તો એ જ package સારા.

હા હા sir એ તો છે જ કે ન વેચાય તો એ અમારા ઉપર હોય એ તમે replace તો ન જ કરી આપો.

હા કઈ વાંધો નહિ sir તમે કીધું કે different colour and different design તો એનો normaliy એમા શું price હોય છે બેડશીટ ની?

okay તો તમારી પાસેથી double double બેડશીટ અને single ના બંને મળી જશે ને? okay okay sir તો sir મારે તમારી પાસેથી જો ખરીદવું હોય તો એની process કેવી રીતના હોય છે?

અને તમે કેટલા કીધા ઓછામાં ઓછા અમારે કેટલી ખરીદી કરવી પડે?

અચ્છા okay sir એ તો મને ખ્યાલ છે કે તમારા કોઈ product માં problem તો હોતો નથી. એટલે જ મે તમને call કર્યો કે તમારી બધી product છે sell કરું તો વધુ સારું રહે. હા હા sir કઈ વાંધો નહિ. અમ sir thank you very much એ બધી માહિતી મને જણાવી.

અટલે thank you very much કે હવે તમારી shop કીધી ત્યાંથી હું મારુ product લઈ લઇશ.

એક લાકડીનો વાળો પ્રયોગ જટિલ સમસ્યાઓ લઇ ને ચિંપાંઝીઓ ઉપર પ્રયોગ કરેલો અહીંયા સરળ સમસ્યાનો ઉકેલ ચિમ્પાન્જી કેવી રીતે લાવે છે તે જોઈએ તેમને ભૂખ્યા ચિમ્પાન્જી ને એક પાંજરામાં પૂર્યો પીંજરાની બહાર ચિમ્પાન્જીને દેખાય તે રીતે કેળાની એક લૂમ મુકવામાં આવી અનેપાંજરાના પાછળના ભાગમાં એક લાકડી મૂકી અનેક પ્રયત્નો કાર્ય આમ છતાં ચિમ્પાન્જીને કેળાની લૂમ લેવામાં નિષ્ફળતા મળી છેવટે કંટાળીને તે પાંજરાના પાછળ ભાગ માં જઈને બેઠો ત્યાં અચાનક તેની નજર લાકડી ઉપર પડી જેવું તેનું ધ્યાન લાકડી ઉપર ગયું કે તરત જ તેને લાકડી ઉપાડી પાંજરાના આગળના ભાગમાં જ્યાં કેળાની લૂમ દેખાતી હતી. ત્યાં જાયને લાકડી વડે કેળાની લૂમ પાંજરાની નજીક ખેંચી અને પાંજરાથી દૂર પડેલા કેળા પ્રાપ્ત કરવાની સમસ્યા ઉકેલી આમ આ સમસ્યા ઉકેલ માટે ચિમ્પાન્જી લાકડીની જોય ને થયેલ જવાબદારી બે લાકડી વાળો પ્રયોગ કોલર ચિમ્પાન્જી ઉપર આંતરભૂજ અંગે અને પ્રયોગ પણ કર્યો તેને ચિમ્પાન્જી ઉપર અશમસ્ત થોડી વધુ અધરી સમસ્યા રજુ કરવાનો આયોજન કર્યું. જેમને કેળાની લૂમ પેહલાંના પ્રોયોગ કરતા થોડી વધુ દૂર મૂકી છે. પ્રથમ પ્રયોગ વળી લાકડી થી ચિમ્પાન્જીના હાથમાં આવી શકે તેમ ન હતું પરંતુ આ લાકડીથી લાંબી બીજી લાકડી પાંજરાની બહાર મૂકી હતી. તે ચિમ્પાન્જી પાંજરાની અંદર પડેલી લાકડીથી પાંજરામાં લાય શકે તેમ હતો. સૌ પ્રથમ તો ચિમ્પાન્જીએ પહેલાના અનુભવથી પાંજરામાં પડેલી લાકડી થી કેળાની લૂમ લેવાનો પ્રયાસ કર્યો જેમાં સફળતા ન મળતા તેને પાંજરાની બહાર મુકેલી લાકડીને પાંજરાની અંદર પડેલી લાકડીથી ખેંચીને પાંજરામાં લીધી અને તે માટે મોટી લાકડીથી કેળા ની લૂમ લેવાનો પ્રયત્ન કર્યો પણ વધારે દૂર હોવાથી ચિમ્પાન્જી કેળા પ્રાપ્ત ન કરી શક્યો આથી નિરાશ થઈને લાકડીઓ લાકડી ઓ વળે રમત કરવા લાગ્યો રમત રમત માં અચાનક બંને લાકડીઓ એકબીજા સાથે જોડાય ગઈ. લાકડીના આ જોડવાથી એકદમ ચિમ્પાન્જીને આંતરસૂઝ થઈ અને તરત જ બંને લાકડીઓ જોડવાથી બનેલી એક મોટી લાકડી વળે કેળાની લૂમ પાછળ પાંજરા પાસે ખેંચી લીધી આમ પેહલા કરતા થોડી વધુ અધરી સમસ્યા પણ એ પોતાની આંતરસૂઝ થી ઉકેલી શક્યો. ખોખાનો પ્રયોગ કોહલરે થોડી વધુ અધરી સમસ્યા રજુ કરીને આંતરસુજ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકવાની ચિમ્પાન્જીની ક્ષમતાને ચકાશી હતી. આ પ્રયોગના આયોજન માં તેમને ઉંચી છત વાળા ઓરડામાં ત્રણ ખોખ મુક્યા હતા. આ ઉંચી છત વાળા ઓરડામાં કોહલરે વચોવચ કેળા લટકાવ્યા ચિમ્પાન્જીએ કેળા જોયા એટલે કૂદકો મારીને કોઈ પણ રીતે કેળા પ્રાપ્ત કરવાના અનેકે નિસ્ફળ પપ્રયાસો કર્યા ત્યાર બાદ અચાનક ખોખા પર ધ્યાન જતાં ઓરડાના ખૂણામાં પડેલ ખોખાને ઓરડાની વચ્ચોવચ લાવી તેની ઉપર ચડી, કેળાં લેવાનો પ્રયાસ કર્યો, જેમાં તેને નિષ્ફળતા મળી. આથી તે નિરાશ થઈ હમ ગયો. ત્યાં એનું ધ્યાન અચાનક ઓરડામાં પડેલ અન્ય ખોખાંગો તરફ ગયું. ખોખાંઓને એક્બીજા પર મૂકવાની રમતાં રમતાં તેનેગોઠવવાનો પ્રયાસ કર્યા પરંતુ તેમ કરતાં ખોખાં પડી ગયાં. આ પ્રકારના પ્રયાસો સતત ચાલુ રાખતાં અંતે ત્રણ ખોખાંઓ વડે નહીં તેમ વસ્થિત રીતે એક ખોખા પર બીજુ ખોકુ અને ત્રીજું ખોખું ગોઠવીને ત્રણે ખોખા પર ચડી કેળાંની લૂમ લેવા જેટલી ઊંચાઈએ પહોંચીને કેળાંની લૂમ પ્રાપ્ત કરી. અહીં કોક્યુલર બહુ સ્પષ્ટ રીતે ચિમ્પાન્ઝીને પહેલા મળેલા શિક્ષણને લીધે અન્ય સમસ્યામાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને સમસ્યાનો હલ કેવી રીતે લાવી શકાય તે સમજાવે છે. કોલરે જણાવ્યું છે કે પ્રાણી સમસ્યા ઉકેલના શિક્ષકમાં તદ્દન અપરિચિત બાબતમાં પ્રયત્ન અને ભૂલથી શરૂ કરીને ચોક્કસ શિક્ષા પર પ્રભુત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવ્યા પછી અન્ય સમસ્યા ઉકેલવામાં પણ તેનો ઉપયોગ કરતુ જણાય છે. હાર્લી નામના મનોવૈજ્ઞાનિના મતે પણ પુર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી.

તેને કોલર આંતરસુ કે આમા અનુભવ તરીકે ઓળખાવે છે આ સમસ્યા ઉકેલના શિક્ષણમાં સમસ્યયુક્ત પરિસીથીતિનું સંયોજન થતા સમસ્યાઉકેલીની દિશામાં નોંધ પાત્ર સુધારો જાણતો નથી. પરંતુ અચાનક મગજ માં ધબકારો થવાથી ઓચિંતા તેનો ઉકેલ પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે પૃથ્વી પર ના દરેક સજીવે પોતાના જીવનની રસ્તા માટે અને વાતાવર સાથે સમાયોજિત થવા માટે ઉપર દર્શાવેલ કોઈ ને કોઈ શિક્ષણની કળાને અપનાવી પડે છે. જોકે મૉટે ભાગે એક કરતા વધુ શિક્ષણની તારાહનો ઉપયોગ થતો જોવા મળે છે. વર્તમાનમાં થતું પ્રયોધમ કોઈ પણ બાબતનું શિક્ષણ ત્યારે જ કહેવાય જયારે પહેલાજ વર્તન હતું તેમાં પરિવર્તન જોવા મળે દાખલા તરીકે બાળકને જયારે પેહલી સાયકલ ચલાવતા આવડતું ન હોય એટલે જેવો સાયકલ પર બેસી સાયક ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે. આમ વારંવાર પ્રયત્ન કરતા તેને ધીરે ધીરે સાયકલ પર બેસી જતા અને પૈદલ

કાળ ની પરિવર્તન સામાન્ય રીતે આપણે લીધેલી મોટાભાગનું શિક્ષણ થાય અથવા ધણા લાંબા સમય શુધી રહેનારું હોય છે. આ સંદર્ભમાં અગાવ સમજ મેળવી જ છે કે થાક ઇજા અને દ્રવ્યને કેટલી દ્રવ્ય ને કારણે અલ્પજીવી કે પરિસ્થિતિ થયેલ ટૂંકા ગાળાના ફેરફાર એ શિક્ષણ થી જ અગવના ઉદાહરણ ને યાદ કરીએ તો થાક ઉતારી જવાથી કે પછી પગનું હાડકું સાંધાવાથી વ્યક્તિ સામાન્ય રીતે ચાલી શકે છે. માટે તે શિક્ષણ ને પણ વ્યક્તિના વર્તમાનમાં તત્કાલીન હંગામી અને હૃદયપરિવર્તન અને આમ મનોવૈજ્ઞાનિક શિક્ષણ તરીકે સ્વીકારતા નથી પરંતુ પ્રાણી કે વ્યક્તિને વર્તનમાં તથા દીર્ઘકાલીન અને સાપેક્ષ કાયમી હોય તેવા પરિવર્તન અને શિક્ષણ તરીકે સ્વીકારે છે. આગળના ઉદાહરણના સંદર્ભમાં સમજીએ તો બાળક ને જયારે વહેલી સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે પરંતુ થોડા દિવસોના મહાવરા પછી પોતાની શાળામાં જાતે સાયકલ ચલાવી જતા શીખી જાય છે. જેને સાપેક્ષ કાયમી સર્કલ કહેવાય છે. આપણે કેવી રીતે શીખીએ છી શિક્ષણ વિચારના પ્રારંભિક ખ્યાલો મેળવ્યા પછી મુખ્ય પ્રશ્નન એ થાય છેકે પ્રાણી કે માનવી કોઈ પણ બાબતનું શિક્ષણ મેળવે છે. તેવી રીતે આ પ્રશ્નને અનેક વેજ્ઞાનીકના સંશોધન માટે ની પ્રેરણા પુરી પાડે છે. આના અનુશન્ધાન માં થયેલા કેટલાક સંસાધનો અને પ્રયોગના માનવી અને પ્રાણી ની શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાહ વિશે ની માહિતીપૂરું પડે છે. અને વિવિધ સંસાધનોને અંતે શિક્ષણ પ્રાપ્ત કરવાની વિવિધ

અનુકરણ દ્વારા મેળવેલ શિક્ષણ અવલોકનનાત્મ્ક શિક્ષણ કે સામાજિક શિક્ષણ પણ કહેવાય છે. કારણકે શિક્ષણ માત્ર જરૂરી એવા અનુકરણનો નો મુખ્ય આધાર છે. અવલોકન વ્યક્તિ પોતાની આસપાસના સામાજિક પ્રાયાવરણથી અવલોકન કરી અનુકર કરતી જોવા મળે છે દાખલા તરીકે માતાપિતા પાસેથી સ્કૂટર પર ફરવા જતું બાળક ઘરે પોતાની ટ્રાય સાયકલ ફેરવતા ફેરવતા એક જગ્યાએ દ્રાય સાયકલ ઉભી રાખી તેમાં પેટ્રોલ પુરાવા પુરાવા માટે ત્યાં પછી હવા ભરવાના પમ્પ ની ટ્યુબ ને પોતાની સાયકલની સહિત પર લગાવી થોડી વાર ખિસ્સા માંથી પૈસા ગણીને

કાને મોબાઈલ ફોન રાખતું જોવા મળે છે તે અનુકરણ આપ્યું છે ઉદાહરણ છે. રોજબરોજના જીવનમાં આવા અશાખ્ય ઉદાહરણ જોવા મળે છે. આ તમામ પ્રકારનું શિક્ષણ વ્યક્તિ સમાજ માંથી મેળવતી હોવાથી અનુકરણાત્મક શિક્ષણ ને સામાજિક શિક્ષણ પણ કહેવાય છે. નાની બાળકીઓ ટેલિવિઝન પર અનેક અભિનેતીઓ તથા પ્રખ્યાત વ્યક્તિઓને ચોક્કસ પ્રકારના સંસાધનો અને ફેશનેબલ કપડાં વાપરતા જોઈ ને તે પ્રકારના સંસાધનો અને કપડાનો ઉપયોગ કરે તો તેને નામુમરૂપ અથવા શિક્ષણ પણ કહેવામાં આવે છે. પ્રશિષ્ટ ઇવાનો પેટ્રોવીસ પાવલાનો પાચનક્રિયાનો અભ્યાશ માં રસ હતો. તેમાં પોતાની જીજ્ઞાશા સંચારવા માટે કુતરા પ્રાયોગિક અભ્યાસ કરતા કરતા તેમને અભિસંધાન વિશે ની ઘણી જાણકારી પ્રાપ્ત થઈ અને અમોવિજ્ઞાને શાસ્ત્રીય પ્રશિષ્ટ અભિસંધાન ની માવુમુલી ભેટ મળી. વર્તમાનમાં થતું પરિવર્તન કોઈ પણ બાબતનું શિક્ષણ ત્યારે જ કહેવાય જયારે પેહલા જે વર્તન હતું તેમાં પરિવર્તન જોવા મળે દાખલા તરીકે બાળકને જયારે પેહલી સાયકલ ચલાવતા આવડતું ન હોય એટલે એવો જેવો સાયકલ પર બેસી સાયક ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે. આમ વારંવાર પ્રયત્ન કરતા તેને ધીરે ધીરે સાયકલ પર બેસી જતા અને પૈદલ મારવા સાથે આગળ વધવા આવડી જશે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

આ સમસ્યા પેટીને વિષેસતા એ છે હતી કે તેમાં અન્ન ભુતિક સંચય પેટી ને અને પેટીની નીચેની તરફ આવેલા હાથ ને એક ટાર કે સરિયાથી એવી રીતે સાંકળવામાં આવે છે કે પ્રાણી જયારે હાથો દબાવે ત્યારે અન્નભૂતિકા સંચય પેટી માંથી અન્ન પાત્રમાં આવે છે. સમસ્યાપેટી માં એક ભૂખ્યા ઉંદરને મુકવામાં આવ્યું ઉંદર શરૂઆતમાં પેટી માંથી બહાર નીકળવા ખૂબ જ પ્રયાસો કરે છે. જ્યાં પેટીમાં ડોળા દોડ કરી સમસ્યા પેટીના સરિયાં ઉપર સહારો કાર્ય સરિયાને બાચકા ભરવા જેવી ક્રિયાઓનો સમાવેશ થતો હતો. આવી અનેક ક્રિયાઓ દરમિયાન અચાનક તેને અન્નભૂતિકા પ્રાપ્ત કરવામાં હાથો દબાય ગયો. હાસ્ય લેખન જ્યોતીન્દ્ર હરિ શઁકર દેવનો જન્મ પોતાના વતન સુરત માં થયો હતો. તેમને કોલેજ સુધીના શિક્ષણ સુરતમાં લીધું દરમ્યાન સુરતની એમટીબી કોલેજ ગુજરાતી અધ્યાપક રહ્યા જીવનો મોટો ભાગ તેઓએ મુંબઈમાં વસ્યા હતા છેલ્લે માંડવીની કોલેજ જેમણે તણ વર્ષ આચાર્ય રહ્યા હતા. તેઓએ વિશેસ લોક પ્રિયા અને અગ્રણી નિબંધ કર હતા. હાસ્ય લેખન તરીકે એની શક્તિ અને હાસ્ય પ્રેરક

પાનનાં બીડાં અલ્પતનુ આત્મ પુરાણ નજર લાંબી અને ટૂંકી ત્રીજું સુખ રોગયોગ અને પ્રયોગ જ્યાંત્યા પડે નજરમારી તથા પ્રતિનિધિ હાસ્ય લેખનનો સંગ્રહ જ્યોતીન્દ્ર તરંગ છે. એમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે. ધનસુખલાલ મહેતા સાથે તેમને અમે બધાંરામની હાસ્ય સભર નવલખ તથા આપી છે. હાસ્યની વિવિધ પ્રકૃતિઓ આશ્રય લેતી એમની છેલિહાસ્ય જન જન્માવે છે. તેમને રણજિતરાય સુવર્ણ ચન્દ્ર અને નર્મદ સુવર્ણ ચન્દ્ર પ્રાપ્ત થયા હતા. આ કૃતિમાં જીભ વિષે જણાવવામાં લેખક કહે છેકે મનુષ્ય ની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે જીભ એક એપણ છે કામકારે છે સ્વાદ પારખવાનું અને બોલવાનું જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમ્ર રહે છે રસ

કામ કરે છે તો કેટલીક શોર્યની ગરજ સારે છે. મનુષ્યની તંદુરસ્તી નીતિ વિવેક ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે વિકશે છે. કે વણસે છે ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોટ તો કેટલું સારું થાત કંકાસ મારામારી ગાળાગાળી પર્શ્નગે જીભને કાઢી ગજવામાં મૂકી દઈ આવકે કેટલાય પ્રસંગો સુધારી શક્યા હોત દરેક કોઈની જીભ અદલા બદલી થઇ જાત પણ તેમાંય ફાયદોજ થાત. રામનું રટણ કરનારી જીભ કોઈ ખરીચિના મોમાં તો રહીમને ભજનારી જીભ કોઈ બ્રાહ્મણ ના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ રહી અને એકતા સિદ્ધ થઇ જાત આ નિબંધમાં હળવો ગમ્ભીર વિષય લઇ લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્ય છે. એટલુંજ નહિ આ હાસ્યમાં સાથે સાથે જીવ ની ગમ્ભીર સમસ્યાઓનો સમાધાન ની કલ્પના કરી ઉત્તમ